બાજુમાં રેતીનો ઢગલો દેખાય રહ્યો છે ઉપર લાલ અ--

આ ફોટા માં એક કામધેનુ યુનિવર્સિટી વેલકમ યુ નું બોર્ડ દેખાય રહ્યું છે.

તેની પાછળ એક સૂરજ ડૂબતો દેખાય છે દૂર દૂર સુધી ઝાડવા દેખાય રહ્યા છે અને ઉપર ખુલ્લુ આસમાન દેખાય રહ્યુ છે.

તેમા ગેટ મા અલગ અલગ રંગના ચિત્રતા દેખાય રહ્યા છે.

આ ફોટાની અંદર મને સામેની વોલ મા બધા બૂટ લટકાઈલા હોઇ એવુ દેખાવામાં આવે છે.

એમા તમને અલગ પ્રકારના ફોટા દેખવા મલી જસે ત્યાં આગળ એક સોફો પડ્યો છે એની બાજુમાં ખુરસી પડી છે.

એમાં બે એ_સી દેખાઈ રહી છે દિવાલ ઉપર દિવાલ ઉપર લાઈટો થાય છે એક ટેબલ દેખાઈ રહ્યું છે એની બાજુમાં એક ખુરશી દેખાઈ રહી છે.

એમાં બ્લુ કલર ના પિલ્લરો દેખાય રહ્યા છે આ પિલ્લરો ઇપર બોર્ડ મારેલા છે.

આ ફોટા ની અંદર મને ચાર સ્ત્રીઓ ઉભેલી દેખાય છે વ્હાઇટ સાડીમા.

આ ફોટા ની અંદર મને ટેબલ ખુરસી મુકેલા હોય એવુ દેખાય રહ્યુ છે અને ખુરસીમાં એક માણસ બેઠેલો હોય પાછળની બાજુ એ દેખાય રહ્યુ છે.

આ ફોટા ની અંદર મને એક હરણ દેખાઈ રહ્યું છે.

એક ઝાડ એની અંદર પેક છે એવુ દેખાય રહ્યુ છે એની પાછળ ઘણા બધા ઝાડવાઓ લગાઇલા છે.

તે પાણીની આજુ બાજુ પડેલુ છે પાણીની અંદર ઘણો એવો કચરો દેખાઈ રહ્યો છે.

આ ફોટાની અંદર મને બે બસ દેખાઈ રહી છે એક પિન્ક કલર ની બસ છે અને એક લાલ કલર ની બસ છે.

આ ફોટા ની અંદર મને એક ભાઈ ઉપર બેઠેલો દેખાય છે એ ફોન ઉપર વાતો કરે હોઈ એવુ લાગી રહ્યુ છે.

આ ફોટા ની અંદર મને પકોડીઓના પેકેટો લટકાયેલા હોય એવું દેખાય રહ્યું છે.

ત્યાં પેકેટો લટકાઈલા છે એની ઉપર નાના નાના છોડ વાવેલા છે રેલીંગ બનેલી છે.

ત્યાં ટેબલ ની આગળ એક ખુરસીઓ પડેલી હોઇ છે.

ત્યાં આગળ એક કંડકટર જેવો માણસ ઉભેલો દેખાય છે પાછળ બે ત્રણ માણસો આવતા જતા દેખાય રહ્યા છે અને એક બસ આવતી જોવા મળે છે વ્હાઇટ કલર ની.

આ ફોટા માં એક મસ્જિદ દેખાય રહી છે મસ્જિદની આગળ ખાલી--

આ ફોટા ની અંદર એક વિધ્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન નુ બોર્ડ લગાઇલુ છે.

ત્યાં એક બ્લેક કલર નુ બોર્ડ મારેલુ છે અને ત્યાં ગેટ ની ઓર દોર લાલ કલર ની પટ્ટી મારેલી છે.